ઇન્સ્ટોલિંગ એક્લિપ્સ ઓન લિનક્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં તમે શીખશો એક્લિપ્સ ને ઉબુન્ટુ પર અને રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું
આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 1110 વાપરી રહ્યા છીએ આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ
તમારી પાસે રૂટ એક્સેસ અથવા સૂડો પરવાનગી પણ હોવી જોઈએ
જો તમે નથી જાણતા કે રૂટ અથવા સૂડો શું છે ચિંતા ન કરો
તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો
જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો તો તમારી પાસે પ્રોક્સીનું એક્સેસ હોવું જોઈએ
જો નથી તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ
આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી એક્લીપ્સ ને ઉબુન્ટુ પર સંસ્થાપીત કરીશું અને રેડહેટ પર તે સમાન કરવા માટે જરૂરી નાના ફેરફારો વિશે પણ શીખીશું
હવે ચાલો ટર્મીનલ ખોલીએ
કન્ટ્રોલ Alt અને ટી દબાવો
આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે
જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો તો તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે
જો તમે પ્રોક્સી શું છે તે નથી જાણતા તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે
તો તમે આ પગલું અવગણી શકો છો
જેઓ પ્રોક્સી વાપરે છે તેમણે તે સુયોજિત કરવું પડશે
પ્રોક્સી બે પ્રકારની હોય છે
એક જેમાં યુઝરનામ અને પાસવર્ડની જરૂર છે જયારે બીજીમાં નથી હોતી
સંબંધિત વ્યક્તિથી જાણો કે તમે કયા પ્રકારની પ્રોક્સી વાપરી રહ્યા છો
ટર્મીનલ પર ટાઈપ કરો સુડો સ્પેસ હાયફેન એસ જયારે પ્રોમ્પ્ટ કરો પાસવર્ડ ટાઈપ કરો
નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો કોઈપણ પ્રતિસાદ એસ્તરીક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી એન્ટર દબાવો નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક ડોલર થી હેશ માં બદલાયું છે
હવે ટાઈપ કરો એક્સપોર્ટ સ્પેસ એચટીટીપી અંડરસ્કોર પ્રોક્સી ઇક્વલ ટીઓ httptsusertspwd1024028080 આ આદેશમાં ત્સુસેર એ પ્રોક્સી ઓથ્ન્તીકેશન માટે યુઝરનામ છે અને ટીએસપીડબ્લ્યુડ પાસવર્ડ છે
આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો
102402 એ પ્રોક્સીનું હોસ્ટ એડ્રેસ છે અને 8080 પોર્ટ નંબર છે
આ વિગતોને પણ પોતાની જરૂર મુજબ બદલો એન્ટર દબાવો
અમુક કીસ્સામાં નેટવર્કને ઓથ્ન્તીકેશનની જરૂર હોતી નથી
આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે
જેમ કે મારી પ્રોક્સીને ઓથ્ન્તીકેશનની જરૂર નથી હું તે વિગતોને રદ કરવા જઈ રહ્યી છું
પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને એન્ટર દબાવો આ આદેશો એચટીટીપી પ્રોક્સીને સુયોજિત કરે છે
એચટીટીપીએસ પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને એચટીટીપી ને એચટીટીપીએસ માં બદલવા માટે એસ ટાઈપ કરો અને એન્ટર દબાવો આપણે હવે સફળતાપૂર્વક પ્રોક્સી સુયોજિત કરી છે સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછા જવા માટે Ctrl ડી દબાવો
સ્ક્રીન સાફ કરવા માટે ક્લિયર ટાઈપ કરી એન્ટર દબાવો
હવે આપણે એક્લીપ્સ સંસ્થાપીત કરીશું
ટાઈપ કરો સુડો સ્પેસ એપીટી હાયફેન ગેટ સ્પેસ અપડેટ
આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી ફેચ કરે છે એન્ટર દબાવો તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે ત્યારે ઓપરેશન પૂર્ણ થાય છે
સ્ક્રીન સાફ કરવા માટે ક્લિયર ટાઈપ કરી એન્ટર દબાવો ટાઈપ કરો સુડો સ્પેસ એપીટી હાયપેન ગેટ સ્પેસ ઇન્સ્ટોલ સ્પેસ એક્લિપ્સ અને એન્ટર દબાવો
આ આદેશ સીસ્ટમ પર એક્લીપ્સ સોફ્ટવેર ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે
એ લાઈનની નોંધ લો નીડ ટીઓ ગેટ 108 એમબી
તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે
ય અથવા ન પ્રોમ્પ્ટ પર ય ટાઈપ કરીને એન્ટર દબાવો તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ અને ખૂલેલ છે ડોલર પ્રોમ્પ્ટજયારે ટર્મીનલ પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે
હવે ચાલો ચકાસીએ કે એક્લીપ્સ સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ઉપલબ્ધ છે કે નહી Alt ફ2 દબાવો ડાયલોગ બોક્સમાં એક્લિપ્સ ટાઈપ કરો અને એન્ટર દબાવો આ એક્લીપ્સ એપ્લીકેશનને શરૂ કરે છે
જો એક્લીપ્સ સંસ્થાપીત નથી તો તે એપ્લીકેશન ખોલશે નહી
આપણને વર્કસ્પેસ લોન્ચર પ્રોમ્પ્ટ મળે છે
આગળ વધવા માટે ઓક ક્લિક કરો
અને આપણને વેલકમ ટીઓ એક્લિપ્સ પુષ્ઠ મળે છે
આનો અર્થ છે કે એક્લીપ્સ સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે
ડેબિયન કુબુન્ટુ અને ઝુબુન્ટુ પર એક્લીપ્સ સંસ્થાપન કરવાની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી છે
રેડહેટ પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી જ છે
માત્ર એ ફેચીંગ અને સંસ્થાપન માટે ઉપયોગ થનાર આદેશોમાં તફાવત છે
સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે સુડો સ્પેસ યુમ સ્પેસ અપડેટ ઉપયોગમાં લો
એક્લીપ્સ ને સંસ્થાપીત કરવા માટે સુડો સ્પેસ યુમ સ્પેસ ઇન્સ્ટોલ સ્પેસ એક્લિપ્સ ઉપયોગમાં લો
ફેડોરા સેન્ટોસ અને સુસે લિનક્સ પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા રેડહેટ જેવી જ છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આપણે જોયું કે એક્લીપ્સ ને ઉબુન્ટુ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને રેડહેટ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે એક્લીપ્સ માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે છે
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો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
જોડાવાબદ્દલ આભાર